બા પાછળની સાઇડ ખાસ્સા બધા ઝાડ પણ છે અને ત્યાં એક ફેમિલી પણ ઊભા--

આ ચિત્ર એક જીમ નું છે જ્યાં ખાસ્સા બધા ટૂલ્સ પડી રહ્યા છે તેન જેમથી જીમ કરી શકાય અને ત્યાં પાછળ એક એક આદમી જઈ રહી છે જેણે--

આ ચિત્ર રોડ નો લાગી રહ્યો છે ત્યા ઉપર ખાસ્સા બધા પંછી ઉડી રહ્યા છે અને પાછળ એક દીવાલ છે એની બાજુમાં એક ગેટ છે લાગે છે કે ત્યાં એક ઘર છે નઈ તો પછી કોઈ બંગલો છે.

ફ્લાવર પોટ છે અને ત્યાં આગળ બે ખુરસીઓ છે જે કાળા રંગની છે અને ઉપર પણ ખાસ્સા બધા --

આ ચિત્ર એક સ્કૂલ નો છે ત્યાં સાંજ થઈ રહી છે ત્યા ખાસ્સા બધા ઝાડ છે ત્યા ત્રણ ફ્લોર છે અને એક છત છે અને બાજુમાં બે ફ્લોર છે.

આ ચિત્ર એક સોસાયટી નું છે જેનું નામ રિવર ફન્ટ છે ત્યાં--

આ ચિત્ર એક ટેટુ શોપ ની છે જ્યાં અંદર એક ચેર છે ત્યાં ખાસ્સા બધા ચિત્ર છે જેમાંથી--

ત્યાં એક આદમી આવી રહી છે અને ત્યાં હસા બધા ચિત્ર છે જેમકે બુદ્ધા ઓમ ને--

અને પે ચાર્ટ પેપરો જેવુ વસ્તુ પડ્યુ છે પેનો પણ પડી છે.

કલરફૂલ ભૂંગરા લગાવેલા છે ત્યાં નીચે ડ્રમ પણ છે બા બાજુમાં લોકો ઊભા છે બાજુમાં એક બાઈક છે અને ત્યાં બિલ્ડીંગો છે.

ચપ્પલની દુકાનો છે તેની દુકાનનું નામ ફૂટ ઝોન છે.

રેલીંગ લગાઈલેલી છે નીચે ત્રણ વાડકા પડ્યા છે ટાઇલ્સ ડીજા ડિઝાઇન વાલી ટાઇલ છે.

આ ચિત્ર એક ક્લાસ નુ લાગી રહ્યુ છે ત્યાં પંખા લગાવેલા છે આગળ--

આ ચિત્ર એક કરિયાણાની દુકાનનું દેખાય રહ્યું છે ત્યાં શે ત્યાં ખાસ્સું બધુ ડોગ ફૂડ અને ચોકલેટ સ્ટેન્ડ દેખાય છે.

ત્યાં નાનો છોકરો માટે લોલીપોપ પણ છે.

લ લીલા લીલા જાળ છે અને શઆ સાંજ થઈ રહી છે.

વાઈટ કલર ના ખંભા છે તે રોડ ની સામેજ છે અને એની પાછળ એક ઘર જેવું છે અને એ ઘરની અંદર ખાસ્સા બધા ઝાડ--

આ ચિત્ર એક કૉલેજ ફંક્શન નું લાગી રહ્યુ છે ત્યાં ખાસ્સા બધા ચિત્ર લગાઈલેલા છે અને ત્યાં ખાસ્સા બધા આદમીઓ ઊભા છે ત્યાં બાજુમાં ચાર ટેબલ છે.

ક્રીમ કલર ની ટાઇલ્સ ની દીવાલ છે એ એક ટેબલ પર બેસેલા છે.

ત્યાં એમાથી એક ડ્રમ વગાડે છે એક બીન વગાડે છે એક ઢોલ વગાડે છે અને એક--

પણ એક્સરસાઈઝ માટે છે પાસળ ગા પાછળ ગાડન ગાર્ડન જેવું મતલબ કે--

એ દરવાજો લીલા કલર નો છે તેની ઉપર ઝાડ છે અને એની બાજુમાં ગોળ ગોળ તાડ જેવુ ડિઝાઇન છે લીલા કલર નુ.

આ ચિત્ર એક બુદ્ધાનુ છે જે જઇ રહી છે.

પડદો લગાડેલો છે ત્યાં લાલ ફુલ છે ત્યાં પાંચ માં--

સાડી પેહરી છે ત્યાં બીજા બે બે આદમીઓ શર્ટ પેહરે છે અને એકે કુર્તો પેહરી રહ્યો--